બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે
આ ટ્યુટોરીયલ જોયા બાદ આપણે જાણીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે160 પ્રોપર્ટીઝ વિંડોમાં ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ મોડિફાયર્સ પેનલ અને ઓબ્જેક્ટ દાતા પેનલ શું છે પ્રોપર્ટીઝ વિન્ડોમાં ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ મોડિફાયર્સ પેનલ અને ઓબ્જેક્ટ દાતા પેનલ માં વિવિધ સેટિંગ્સ કયા છે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
જો નહિં તો અમારા અગાઉના ટ્યુટોરીયલ બેસિક ડિસ્ક્રિપ્શન ઓએફ થે બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો
પ્રોપર્ટીઝ વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે
આપણે પ્રોપર્ટીઝ વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે
ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગામી પેનલ જોઈએ
પ્રથમ આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલીશું
પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો
હવે આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ
બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે હોવ ટીઓ ચાંગે વિન્ડો ટાઇપ્સ ઇન બ્લેન્ડર તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ
પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ
ચેઇન આઇકોન પર ડાબું ક્લિક કરો
આ ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ છે
એડ કોન્સ્ટ્રેન્ટ પર ડાબું ક્લિક કરો
આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે
અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે ટ્રાન્સફોર્મ ટ્રેકિંગ એન્ડ રિલેશનશીપ
કોપી લોકેશન એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે
3ડી વ્યૂ ઉપર જાઓ
લેમ્પ પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો
ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ પેનલ ઉપર પાછા જાઓ
એડ કોન્સ્ટ્રેન્ટ પર ડાબું ક્લિક કરો
ટ્રાન્સફોર્મ હેઠળ કોપી લોકેશન પસંદ કરો
એડ કોન્સ્ટ્રેન્ટ મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે
આ પેનલ કોપી લોકેશન કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે
શું તમે કોપી લોકેશન પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો
આ ટાર્ગેટ બાર છે
અહીં આપણે આપણા ટાર્ગેટ ઓબ્જેક્ટ માટે નામ ઉમેરીશું
ટાર્ગેટ બાર પર ડાબું ક્લિક કરો
યાદીમાંથી ક્યુબ પસંદ કરો
કોપી લોકેશન કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને લેમ્પ ઉપર લાગુ પાડે છે
પરિણામે લેમ્પ ક્યુબના સ્થાન પર ખસે છે
કોપી લોકેશન પેનલની જમણી ટોચના ખૂણે ક્રોસ આઇકોન પર ડાબું ક્લિક કરો
કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે
લેમ્પ તેના મૂળ સ્થાન પર પાછુ આવે છે
તો આ રીતે ઓબ્જેક્ટ કોન્સ્ટ્રેન્ટ કામ કરે છે
પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે ઓબ્જેક્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ નો ઉપયોગ ઘણી વખત કરીશું
હમણાં માટે ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ
3ડી વ્યૂ ઉપર જાઓ
ક્યુબ પસંદ કરવા માટે ક્યુબ ઉપર જમણું ક્લિક કરો
પ્રોપેરટીશ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો
તે મોડિફાયર્સ પેનલ છે
મોડિફાયર તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે
ચાલો હું બતાઉ
મોડિફાયર્સ પેનલ પર પાછા જાઓ
એડ મોડિફાયર ઉપર ડાબું ક્લિક કરો
અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે Generate ડિફોર્મ અને સિમ્યુલેટ મેનુના તળિયે ડાબા ખૂણે સબડિવિઝન સરફેસ ડાબું ક્લિક કરો
ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે
એડ મોડિફાયર મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે
આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે
વ્યૂ 1 ઉપર ડાબું ક્લિક કરો
તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો
હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે
સબડિવિઝન સરફેસ મોડિફાયર્સ વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું
સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે ક્રોસ આઇકોન પર ક્લિક કરો
મોડિફાયર રદ કરવામાં આવેલ છે
ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે
તેથી મોડિફાયર ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી
આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય મોડિફાયર્સ વિષે વિગતવાર શીખીશું
પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ ઉપર ઇન્વર્ટેડ ટ્રાયેંગલ આઇકોન પર ડાબું ક્લિક કરો
આ ઓબ્જેક્ટ દાતા પેનલ છે
વર્ટેક્સ ગ્રુપ્સ પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે
વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે વર્ટેક્સ ગ્રુપ્સ કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું
શેપ કીઝ એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે
શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ પ્લસ સાઇન જુઓ છો
આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે
પ્લસ સાઇન પર ડાબું ક્લિક કરો
પ્રથમ કી બેસિસ છે
આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ
તેથી આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી
ફરીથી અન્ય કી ઉમેરવા માટે પ્લસ સાઇન પર ડાબું ક્લિક કરો
કે 1 એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે
3ડી વ્યૂ પર ફરીથી જાઓ
એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર tab ડબાઓ
ક્યુબ માપવા માટે એસ ડબાઓ
માઉસને ડ્રેગ કરો
માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો
ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે tab ડબાઓ
ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે
તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું
ઓબ્જેક્ટ દાતા પેનલ માં શેપ કીઝ બોક્સ પર પાછા જાઓ
કે 1 સક્રિય કી અને બ્લૂ માં પ્રકાશિત થયેલ છે
જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે
આ વેલ્યુ નીચે સુધારી શકાય છે
0000 વેલ્યુ પર ડાબું ક્લિક કરો
તમારા કી બોર્ડ પર 1 ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ
જેમ આપણે આગળ વધીશું આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ
બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ
આગામી સેટિંગ યુવી ટેક્સચર છે
આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે
આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું
હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો કોપી લોકેશન કોન્સ્ટ્રેન્ટ નો ઉપયોગ કરીને લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો સબડિવિઝન સરફેસ મોડિફાયર મદદથી ક્યુબને ગોળામાં બદલો અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો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
જોડાવા બદ્દલ આભાર